આ એક મેદાન છે મેદાનમાં લીલુ ઘાંસ છે.

દર લાઈટો ચાલુ છે લાઇબ્રેરી ની અંદર--

ઓફીસ ના દરવાજા કાચના છે.

હોલ માં શાદીનું ઇવેન્ટ છે.

કિટલીની આગળ બધા ભાઈઓ ઉભેલા છે અમુક ભાઈ બેઠેલા છે.

બગીચામાં બધા ઝાડ છે.

બિલ્ડિંગ ઑડિટોરિયમ ગુજરાત હાઈ કોર્ટ ની છે.

કાગળની ઉપર કાળા કલર ની બઉ બધી દ્રાક્ષ મૂકેલી છે.

ઉપર બે પંખા છે એક પ્રોજેક્ટર --

આ એક શ્રી અરવિંદ કેન્દ્ર સંસ્થાની--

પાર્ટી પ્લોટ ને સણગારેલો છે.

છે તેમા એક ટી_સી_એલ લાલ કલર નુ બોર્ડ છે એની બા--

વ્હાઈટ કલર ની રેલીંગ છે બાજુમાં લાઇટ નો થાંભલો છે.

એની ઉપર રેલ્વે ટ્રેક છે.

પાંજરામાં પુરેલી છે મરઘીઓનો કલર સફેદ છે.

તેમા બધા બાળકો બેઠેલા છે બાળકો પરીક્ષા આપી રહ્યા છે.

એક બાળક ડ્રોઈંગ કરે છે પાછળ બાળકો રમે છે એક ટીચર ઊભેલી છે.